ફ્લોર સ્વચ્છ અને ખુલ્લો છે જે ધ્યાન માટે યોગ્ય છે.

ચિત્રમાં ઘણા તાડના વૃક્ષો પણ જોવા મળે છે વાતાવરણ સ્વચ્છ અને ખુલ્લી લાગે છે.

એમાં એક કાઉન્ટર છે જ્યાં વિવિધ નાસ્તા અને પીણાં ગોઠવેલા છે.

આ એક મીઠાઈની દુકાન છે જ્યાં તાજી કેક મળે છે દુકાનનું દેખાવ સ્વચ્છ અને આકર્ષક છે.

તે રાત્રિનો સમય હોય તેવું લાગે છે કારણ કે બોર્ડ પર લાઈટ ચાલુ છે.

આ ચિત્ર રાત્રિના સમયે કેક ડીલાઈટ નામની દુકાન દર્શાવે છે.

દુકાનનો સાઈન બોર્ડ નીયો લાઈટસ થી ચમકી રહ્યો છે.

પાણી શાંત અને સ્વચ્છ દેખાય છે કિનારે લીલાછમ વૃક્ષો અને ઝાડીઓ છે.

આ ચિત્રમાં સિમેન્ટ ના ઝિગઝેગ આકારના પેવર બ્લોકસ નો મોટો જથ્થો દેખાય છે.

આ પેવર બ્લોક્સ નો ઉપયોગ રસ્તાઓ ફૂટપાટ અથવા આંગણા બનાવવા માટે થાય છે.

કોઈ લગ્ન પ્રસંગ અથવા મોટા કાર્યક્રમનો પ્રવેશદ્વાર લાગે છે.

ચિત્રમાં એક ફોટો કોપી ની દુકાન અથવા ઓફિસ નો અંદરનો ભાગ દેખાય છે.

ચિત્રમાં છાંજલી ઉપર કાગળ અને અન્ય ઓફિસ પુરવઠો પણ દેખાય છે.

દુકાનની દીવાર પર વિવિધ ખાદ પદાર્થોના ફોટોગ્રાફ ફ્રેમ કરીને લગાવેલા છે.

જમીન પર પીળા રંગના ઘણાં તંબુઓ હાર બંધ ગોઠાવેલા છે.

દૂર પહાડી વિસ્તાર અને વૃક્ષો દેખાય છે આકાશમાં વાદળો છવાયેલા છે.

ચિત્રમાં પ્રાણીઓ માટે પાંજરાની લાંબી હરોળ દેખાય છે.

વસ્તુઓ સુંદર રીતે ગોઠવવામાં આવી છે દુકાન સ્વચ્છ અને સુવ્યવસ્થિત લાગે છે.

લાગે છે કે કાર માં કોઈ તકલીફ છે એક વ્યક્તિ કારની તપાસ કરી રહ્યો છે.